એ જીમ કરીને પોતાનું શરીર એકદમ ફિટ રાખવા માંગે છે.

તમે જોઈ શકો છો કે કેવું સુંદર ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.

તો તમે જોઈ શકો છો કે ત્યાં અલગ અલગ પ્રકારની કેટલી પણ ગાડીઓ છે.

હાય તો આ છે સામેની સાઈડ દરવાજો.

તો સામેની સાઇડ એક ભાઈ દરવાજો લગાવાનું કામ કરી રહ્યો છે.

અ રાત્રીનો સીન છે તો તમે જોઈ શકો છો કે રાતના દ્રશ્યો કેવા દેખાય છે.

ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે અને સામેની નાના એવા ભૂલકાઓ પણ ઊભા રહેલા જોવા મળે--

છે ત્યાં ત્રણથી ચાર કૂતરા પણ બેસેલા જોવા--

શકો છો કે અહીંયા મુસલમાન ભાઈઓ પણ બેઠેલા અને બે ભઈઓ આમને સામે વાત કરતા--

તો આ છે એક મંદિર અને ત્યાં ઘણી બધી પબ્લિક દર્શન કરવા આવેલી છે તમે જોઈ શકો--

એ બે દરવાજાનું કામકાજ ચાલુ છે અને નીચે સ્ટાઇલો અને અમુક દરવાજા ખુલ્લા પણ જોવા--

અ સ્પૂન ની વ્યવસ્થા કરવામાં આવી છે પ્લસ પનીર અ--

અને સાયકલ નું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો કે સાયકલ ની હજી તો બનાવટ કરવાની ચાલુ છે.